નમસ્તે મિત્રો
એક્સપોર્ટ ફીચર ઇન જિયોજેબ્રા પરના આ જીઓજીબ્રા ટ્યુટોરીયલમાં સ્વાગત છે
જો તમે પહેલી વાર જીઓજીબ્રા વાપરી રહ્યા છો સ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટપરનું ઇન્ટ્રોડક્શન ટીઓ જિયોજેબ્રા ટ્યુટોરીયલ જુઓ
આ ટ્યુટોરીયલમાં એક્સપોર્ટ featureવિષે શીખીશું
ડ્રોઈંગ પેડ આકૃતિને એક સ્થાઈ ચિત્ર તરીકે નિકાસ કરવાનું
અને જીઓજીબ્રા ફાઈલને એક ડાયનામિક એચટીએમએલ વેબ પેજ તરીકે નિકાસ કરવું
જીજોજીબ્રા સાથે શરૂઆત કરવા માટે હું વાપરી રહી છુ ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 1004 એલટીએસ અને જીઓજીબ્રા આવૃત્તિ 32400 હવે જીઓજીબ્રા વિન્ડો પર
કોઈ પણ જીઓજીબ્રા ફાઈલ ને ખોલો જે તમે મેનુ વિકલ્પ ફાઇલ અને ઓપન પસંદ કરીને પહેલે થી જ બનાવી હોય
ચાલો ConcentricCirclesggbપસંદ કરીએ અને ઓપન પર ક્લિક કરીએ
ચાલો અલ્જેબ્રા અને સ્પ્રેડશીટ નો દેખાવ બંદ કરીએ જો તે ખુલ્લા હોય તો viewપસંદ કરી optionને અનચેક કરો
આપણે મૂવ ગ્રાફિક્સ વ્યૂ ટૂલનો ઉપયોગ કરી શકીએ છે અને ડ્રોઈંગપેડ વસ્તુઓને પોઝિશન કરી શકીએ છીએ
એક્સપોર્ટ કરવા માટે સિલેક્ટ ઓબ્જેક્ટ્સ પસંદ કરી શકો છો અથવા જો તમે કોઈ પણ વસ્તુ ને પસંદ નથી કરતા તો તમે પૂરે પૂરું ડ્રોઈંગ પેડ એક્સપોર્ટ કરી શકો છો
મેનુ વિકલ્પ પસંદ કરો ફાઇલેગ્ટગટ એક્સપોર્ટગ્ટગ્ટ ગ્રાફિક્સ વ્યૂ એએસ પિક્ચર એક્સપોર્ટ કરવા માટે તમે જોઈતી ફાઈલ ફોરમેટ પસંદ કરો હું પીએનજી પસંદ કરીશ
તમે અહી સ્કેલ બદલી શકો છોઆપણે મૂળભૂત વેલ્યુઓ રાખીશું
તમે અહી રિસોલ્યુશન વધાવી અથવા ઘટાડી શકો છો
Saveપર ક્લિક કરો
અહી ફોલ્ડર નામ પસંદ કરો ફાઈલ નામ પસંદ કરો
ફાઈલ પ્રકાર અહી પહેલા થી જ પીએનજી છે અને Saveપર ક્લિક કરો
સારાંશ માટે ડ્રોઈંગ પેડ પર વસ્તુઓ પસંદ કરો અથવાસમગ્ર ડ્રોઈંગ પેડ એક્સપોર્ટ કરવા માટે તેને નાં પસંદ થયેલ રહેવા દો
મેનુ વિકલ્પ પસંદ કરો ફાઇલ જીટેક્સપોર્ટ જીટી ગ્રાફિક્સ વ્યૂ એએસ પિક્ચર
ફોરમેટ પસંદ કરો સ્કેલ અને રેસોલ્યુંશન કરો અને એક્સપોર્ટ કરેલ ફાઈલને સંગ્રહો
હવે અભ્યાસના બીજા ભાગમાં
જીઓજીબ્રાને ડાયનેમિક વેબ પેજ તરીકે એક્સોપ્ર્ટ કરવું
ઉદાહરણ માટે ચાલો પહેલા એક જીઓજીબ્રા ફાઈલ ખોલો
ઇન્ટિરિયર anglesજીજીબી હવે મેનુ વિકલ્પ પસંદ કરો ફાઇલ એક્સપોર્ટ જીટીજીટી ડાયનેમિક વર્કશીટ એએસ વેબપેજ એક બોક્સ દ્રશ્યમાન થાય છે
શીર્ષકલેખકનામ અને તારીખ દાખલ કરો
અહી બે ટેબો છે જનરલ અને એડવાન્સ જનરલ ટેબમાં તમે બંધારણ ઉપર અને બંધારણ નીચે તમને જોઈતું લખાણ દાખલ કરી શકો છો
ચાલો આ લખાણને બંધારણ ઉપર દ્રશ્યમાન થવા માટે ઉમેરીએ
કીબોર્ડ પર CTRL X દાબીને હું માહિતી કટ અને પેસ્ટ કરીશ
અને ત્યારબાદ કીબોર્ડ પર CTRLV ફરીથી
ત્રિકોણ શીઓબિંદુઓને ખસેડો અનેત્રિકોણના આંતરકોણો ની વેલ્યુઓ અવલોકન કરો
હવે બંધારણ એડ નીચે અવલોકન કરો કે શું થાય છેજયારે શિરોબિંદુઓ ડ્રેગ કરીને એ B અને સી સીધી લાઈનપર હોય છે
હવે એડવાન્સ ટેબ પર જીજોજીબ્ર ના પુષ્ઠના ભાગ તરીકે સમાવેશ કરવા માટે અહી કેટલાક ચેકબોક્સ કર્મ છે જે જીઓજીબ્રા ના ફીચરો અને વિકલ્પો ને ઉમેરે છે
right ક્લિક featuresને વેબ પેજ પર સક્રિય કરવા માટે ચેક કરો
લેબલો હલનચલન સક્રિય કરવા માટે આ ચેક કરો
એક એવું આઇકોન મેળવવાજે કે બંધારણ ને તેના મૂળ સ્તીથી પર રીસેટ કરેતે માટે આ ચેક કરો
જો તમે ઈચ્છો છો કે જયારે તમે જીઓજીબ્રા પર બમણું ક્લિક કરો ત્યારે તમારા કમ્પુટર પર જીઓજીબ્રા વિન્ડો ખુલે તે માટે આ ચેક કરો
જો તમે મેનુ બારટુલ બાર અને ઈનપુટ બાર અથવા કે સેવ અને પ્રિન્ટ ફીચરને તમારા વેબ પેજ પર દ્રશ્યમાન થતા એમ ઈચ્છો છો તોઅનુરૂપ બોક્સોને અહી પસંદ કરો
તમે જીઓજોબ્રા વિન્ડોની પહોળાઈ અને ઉચાઇ બદલી કરી શકો છોજે વેબ પેજ પર અહી દ્રશ્યમાન છે
પસંદ કરો એક્સપોર્ટ અને ફાઈલ ને બ્રાઉજર માં જોવા માટે એચટીએમએલ મા સવે કરો
જેમ હું ફાયરફોકસ વેબબ્રાઉજરનો ઉપયોગ કરું ત્યારેજેમ હું તેને એક્સપોર્ટ કરું છુ તે તરત જ ખુલે છે
તમે બંધારણની નીચે અને ઉપરના લખાણ ની નોંધ લઇ શકો છો
તમે શીરો બિંદુને ખસેડી શકો છો કારણકે આ એક ડાયનામિક વેબ પેજ છે અને આકૃતિમા થતા ફેરફારોનું અવલોકન કરી શકો છો
સારાંશ માટે તમે પહેલાથી બનાવેલ જીઓજીબ્રા ફાઈલ ખોલો પસંદ કરો મેનુ વિકલ્પ ફાઇલ જીટેક્સપોર્ટ જીટી ડાયનેમિક વર્કશીટ એએસ વેબપેજ પસંદ કરો ટાઇટલ ટેક્સ્ટ અને એડવાન્સ્ડ ફીચર્સ અને તમારી જીઓજીબ્રા ફાઈલ ને વેબ પેજ પર એક્સપોર્ટ કરો એચટીએમએલ ફાઈલ
વેબ બ્રાઉજર ના ઉપયોગ વડે એચટીએમએલ ફાઈલ ને જુઓ
વેબ બ્રાઉજર પર જીઓજીબ્રા કામ કરે તે માટે તમને જાવા સંસ્થાપિત કરવાની જરૂર પડી શકે છે
હવે એસાઈનમેંટ - અમુક વસ્તુઓ અથવા સમગ્ર ડ્રોઈંગ પેડને પસંદ કરીને કોઇપણ જીઓજીબ્રા ફાઈલ ખોલો અને સ્થાયી ચિત્ર તરીકે નિકાસ કરો
અને ડાયનામિક વેબપેજ તરીકે
ડાયનામિક વેબ પેજમા નીચે આપેલ ફીચરોનો સમાવેશ કરો
Resetવિકલ્પ અને ટૂલ બાર વિકલ્પ
આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે